હાઈટ અથવા વજન કરતાં પણ વધુ સમાનતા જોવા મળે છે. જો તમે ધનવાન અને ઉંચા હશો તો તમારો ભાઈ પણ ધનવાન હશે ઊંચો હોય ન હોય. મને લાગે છે કે આપણું બધા જાણીએ છીએ કે આ વાત સાચી છે. આપણું ભણતર અને આપણા માટે જે દરવાજો ખુલ્યા. એની પાછળ આપણા માતા-પિતા ની સામાજિક આર્થિક પ્રતિષ્ઠા પણ જવાબદાર છે. પણ મારી પાસે બે ભાઈઓ લઈ આવો અને હું તમને દેખાડીશ કે કઈ રીતે આ બંને વ્યક્તિ પણ ના અભ્યાસને ખોટો ઠરાવે છે. નિષ્ફળતા પછી તે દેવું હોય કે વ્યક્તિગત ધ્યેય ન હાસિલ કરી શક્યો હોય બંનેમાં દુઃખ તો થાય જ છે. શું નિષ્ફળતા મેળવવા ધંધામાં પૂરતી મહેનત નથી કરવામાં આવતી? શું ખરાબ રોકાણમાં પહેલા સરખામણી વિચારશાનાથી નથી કરવામાં આવતી? શું આરરસને કારણે લોકોની કારકિર્દી બગડે છે? ક્યારે? હા એવું થાય જશે પણ કેટલીક વાર તે જાણવું અઘરું છે. એ બધાની પાછળ આપણને દોડીએ તો છીએ. તેમાં સફળતા માત્ર સો ટકા સંભાવના ની હોય છે. અને જોખમ એટલે તમારી સામે એવી દુર્ઘટના આવે જેની તમે ગણતરી ન કરી હોય. નસીબની જેમ જ, વાર્તા અઘરી થઈ જાય છે ગંદી થઈ જાય છે. આપણે નથી સમજી શકતા કે પરિણામમાંથી કેટલો ભાગ એવો હતો. જેમાં આપણે સજાગતા થી નિર્ણય લીધો હતો અને કેટલું જોખમ હતું. માની લો કે હું સ્ટોક કરી દઉં છું. પાંચ વર્ષ પછી તેમાં કોઈ બદલાવ આવ્યો નથી. બની શકે મેં તે ખરીદીને જ ખોટો નિર્ણય લીધો હોય. બની શકે મેને યોગ્ય નિર્ણય લીધો હોય. અને એમાંથી સફળ થવાની અને મળવાની એશિ ટકા સંભાવના હોય. અને હું બાકીના વીસ ટકા ખરાબ નસીબ નો ભોગ બની રહ્યો હોવ. મને કેમ ખબર પડે? કે કયો રોલ નસીબનો છે કે કયો રોલ મારા action નો. શું મેં ભૂલ કરી? કે પછી મને જોખમ ની વાસ્તવિકતા નો અનુભવ થયો. અમુક નિર્ણયો ડાહાપણ વાળા હતા કે નહીં. કે તેનો ક્યાંય આંકડા, કાઢવામાં આવતા નથી. પણ વાસ્તવિક દુનિયામાં દરરોજની પ્રવૃત્તિઓમાં આપણે આવું કરી શકતા નથી. આ ખૂબ અઘરું છે. આપણને સરળ વાર્તાઓ ગમે છે જે હોય છે. તો સરળ પણ આપણને ખોટી દિશામાં દોરવે છે. રોકાણકારો અને ધંધાના leader સાથે ઘણા વર્ષો વિતાવ્યા બાદ મને સમજાવ્યું કે બીજા લોકોની નિષ્ફળતા પાછળ ખોટા નિર્ણયો જવાબદાર છે. અને આપણી પોતાની નિષ્ફળતા પાછળ જોખમની ન દેખાયેલી સાઇડ જવાબદાર છે. હું જ્યારે મારી નિષ્ફળતા વિશે વિચારીશ ત્યારે સરળ વાર્તા કારણ અને અસરને જ અનુસરીઝ. કારણ કે મને નથી ખબર કે તમારા મગજમાં શું ચાલે છે? તમને ખરાબ પરિણામ મળ્યું હોય તો બની શકે તમે ખોટો નિર્ણય લીધો હોય. મને આ વાર્તા ઝડપથી સમજાઈ જશે. પણ જ્યારે હું મારી નિષ્ફળતાની વાત કરું તો ત્યારે તમારા ભૂતકાળના નિર્ણયો વિશે જણાવીશ. કઈ રીતે ખરાબ પરિણામ માટે જોકમ જવાબદાર છે તે જણાવીશ. magazine માં એવા રોકાણકારોનું નામ નથી આવતું. તેઓએ નિર્ણય તો યોગ્ય લીધા હતા પણ જોખમના લીધે તેને જોઈતું પરિણામ ન મળ્યું. પણ એવા સફળ રોકાણકારો નું નામ આવે છે જેને ઉતાવળના નિર્ણય લીધા હતા પણ તેઓનું નસીબ કામ કરી ગયું.

અને કંઈ નથી કરતી. તમે કેવી રીતે ધનવાન બની શકો અને કઈ રીતે ગરીબ બનવાનું ટાળી શકો. આપણે આ બધું સફળતાને નિષ્ફળતા નું નિરીક્ષણ કરી ને શીખીએ છીએ અને કહીએ છીએ તેણીએ જે વિચાર્યું. તે કરો. તેણે જે કર્યું તેને અવગણો. જો આપણી પાસે જાદુઈ છડી હોત, તો આપણે જાણી લે કે આપણને મળતા પરિણામો પાછળ કેટલો ભાગ action નો છે અને કેટલો ભાગ જોખમનો અને નસીબનો છે. જેના લીધે આપણા એક્સનના પરિણામોમાં બદલાવ આવી ગયા. પણ આપણી પાસે જાદુઈ ચડી નથી. આપણી પાસે મગજ છે.

બસ ભાઈ જમીને બસ હાલ ઉભા થયા ભાઈ.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 ના યાર પપ્પાને hospital જવાનું હ એટલે

બરાબર બરાબર હું તને એમ કેતો હતો કે પેલી youtube channel નું સુ કર્યું.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 એટલે મેં કીધું કે આપડે blog blog related મેં પણ એક બનાયેલી છે પાછી એમ કઉં. એવું છે. એટલે તારે મતલબ channel કેવી સારી હેડે કે ઠીકઠાક મારે ગણીલોને કાલે એક પેલો video video upload કર્યો હતો. short video હતો નવી નવી જ બનાયી તીયે. હા એટલે short video હતો એટલે સાડાઆઠસો જેવા views આયાં.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

એટલે પેલું મતલબ viral થઇ ગયું એવું જ કેવાય ને લ્યા viral તો ના કેવાય પણ startup સારું મળ્યું એમ કૌ તો ચાલે.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

એટલે મતલબ કઈ રીતે આપે કોઈ ખરો એના વિશે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 અને નીચે નો જે અવાનો હોય એ video એ બેના જે owner હોય ને હા એ owner ના વચ્ચે divide થઇ જાય. એવું

મતલબ બે જે owner હોયને owner ના વચ્ચે divide હા જોણે કે બે owner રયા. એમાંથી ઉપરવાળો owner ને જોણે કે બે dollar આયા ન પૈસા તો એક dollar ઉપરવાળં મળે અને એક dollar નીચેવાળા ન મળે એ રીતનું

મારી ઈચ્છા એવી છે કે starting માં shorts video બનાવું. અને સાથે સાથે long video એકબે upload કરે જાઉં. બરાબર કે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

Chat gpt વિશે તો ખબર છે મને.

એમાં હારું મતલબ બનાવ હ આપડ બધું google type બનાવ્યું હ એજન direct answer આપીદે હ એવું બધું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 અલ્યામન તો હું તો કૈનો ય વાપરું છું એરયું અ પહેલાતો મન ખબર નથી. એમાં તો અત્યાર કેઉં ખબર છ. તાર youtube માટે script બનાવવી હોયન. તોય ખાલી તું એમ લખી દેન ઓના related માં script બનાવી તોય આખી તને script બનાવીને આપશે તને પણ એમાં તને એક વસ્તુ કૌ પાછું.

એમાં જે આપડ જે data હોય ને હા એ

old આવે પાછો મેં કાલે જોઉં હતું એટલે કાલે હા કાલે જ જોયું હતું. એટલે સુ ઓલ્ડ એટલે

હા ભાઈ ગુજરાત ના મુખ્યમન્ત્રી કોણ છે. એવી રીતે પૂછ્યું હોયન તે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

હા એતો એ લોકોએ મતલબ really ભાઈ ખાલી testing માટે જ ચાલુ કરેલું છે. એરયું એ

આતો હજુ કા testing base ઉપર ચાલે હ બધું કોમકાજ

એટલે એમાં AI હોયને artificial intelligence હોય બધી આખી એને ખબર હેકે એનું એકતો એવું appilcation હન એવું કે એમાં તું લખે તો એના પર થી photo બની જાય. તું એમ કોન કે ભાઈ હમ ચંદ્ર ઉપર મોણસ સમોસો ખાય છે. તો એવો photo આવી જાય. english માં લખવું પડે પણ એ રીતે લખવાનું men eating samosa on moon આતો જબરદસ્ત છે ભાઈ

હા bard launch કર્યું. અને આ જે chat gpt હતું ન.

Overloaded હેડે છે. મેં ખોલ્યું ટુ ને ખુલતું જ નાતુ. એટલે એતો કું લય હાલ testing base ઉપર હ હજી કાન પણ તોય google વાળા બીવીઃ ગયા બોલ ડરી ગયા. એજ ન યાર google વાળા આટલી મોટી company છે તો એ હલી ગયી બોલ. તન પણ પેલોય વસ્તુ જ એવી આપી હ ન ભાઈ બનાવીને. તાન પેલાનો વસ્તુ જ એવી આપી ને બનાવીને. એ વસ્તુ સાચી હ પણ આવું AI તો મે પેલી વાર જોયું ન લ્યા.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 બરાબર અને તન એક વસ્તુ ખબર છે. Public ચિયા video વધારે જોવ ન public ને ક્યાં video વધારે ગમે ને એ બધું બતાડે. બરાબર પણ બીજું તન એક વસ્તુ ખબર હ.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

એના અંદર microsoft વાળનું છે. microsoft વાળો એ partnership મોહ. Partnership માં છે ને ઉવ ઉવ મને ખબર છે કે એને ક્યાંક શેર લીધેલા છે ને એને પૈસા આલ્યા હેક તમે કોમ કરો. હા invest કરેલું હ ખબર છે મને એની કે તમેતાર જેટલા બી પૈસા થહિ ન તમે તાર કોમ કરો ખાલી બસ બનાવો. એવું invest કરેલું હ અલ્યા પેલો Elon musk તો ઉઠી ગયો કે હું હારું.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

આતે બે દહાડા માં ઉપર લાયા પણ કાલ જોયા કલ ફરી નેચા આયી ગયા હતા.

જેટલા હતા એટલા અગિયારસોપચીસ આજુબાજુ કે એટલા કોક અન્ય હતા. અગિયારસોપંચાયસી આજુબાજુ

હજી પણ મારું મોનવું કે હજી અઠવાડિયુક wait કરીને એને ફરીથી શેર ખરીદી વેચવાના. ના એટલે મેં તન નતું કીધું કે ત્રણ february ના તું શેર ખરીદજે તાર પાસે પૈસા પડ્યા હોયન્તો.

હા જો ત્રણ february ના જેને ખરીદ્યા હશે ન.

હાલ અવ હું કેવું થાય હાલ ખરીદાય કે ની.

તન ખબર હ કે ઊંચા જ્યાં પછી વિચાર ગયા પછી પણ ફરી નીચે આવી ગયો. વિચાર કર.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

goverment ને લેવા દેવા નાઈ વાત હાચી પણ યાર એક વસ્તુ તો હેક હાન જો અદાણી ડૂબી જહેં નતો તો ભારત ની economy ડૂબી જાહે. એવું મેં વોચયું હતું. report માં બરાબર બરાબર અને બીજું સુ ખબર હ. કે જો અદાણી ના જે mostoff loan લીધેલી હન જે કરજો લીધેલો હ.

એવું એટલે અદાણી જોડે એસ બી આઈ થયી એમ હા અન SBI એ goverment bank હે તને ખબર હેન.

Lic invest કત્રેલું એજ ને.

ચેટલા કર્યા હે ખબર હ પોત્રીસ પોત્રીસ હજાર કરોડ કે એટલા invest કરેલા હીન. હોવ કોક પોત્રીસ મતલબ ખાસા બધા કર્યા હી એટલા જ કર્યા હી લ્યા એકત્રીસ હજાર કરોડ કે પોત્રીસ હજાર કરોડ કર્યા હી પણ ઇમુ તો ચિવુ હ તન ખબર હ. એટલે વચ્ચે ઈ report જાહેર કર્યો હતો. આ અદાણી ની share ની વાત ચાલતી હતી એટલે એરિયા એમ કેતા હતા કે અમે profit માં છીએ. એટલે અમે તો profit માં છીએ હાલ અમારા share ની price સત્તાવન હજાર કરોડ હ. હા તે પણ સત્તાવન હજાર કરોડ હ તે અદાણી ડૂબ્યો હ તો share price ઘટી જાય ના જાય.

બરાબર તો તો સારું કેવાય લ્યા જોરદાર કેવાય.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 થોડી અસર નાઈ પડી પેચીસો થી direct share અગિયારસો ન પચીસ આઈ ગયો એટલ. એટલે એ અસર એ કોઈ એટલી બધી મારુ માંનો ન તો આ તો હાલ થોડા time માટે ની જ અસર છે. પછી ધેમ ધેમ વધી જાહે share ની price તો. વધશે જ લ્યા શેર. તો સો ટકા એનો વધશે પણ થોડો લાગશે.

જો પૈસા હોય તો invest તો કરવું જ છે ગમે તે થઇ જાય. અલ માર પાસે બી પૈસા તો હાલ સીના. પણ જો આવે થોડાક તો રોકાણ કરવાની તો ઈચ્છા હ ભાઈ. મીયે વચ્ચે પેલા એના ખબર હ પેલા. સુ કેવાય. કે tata power ના share લીધા બરાબર ચેટલા માં લીધા હતા. એકસો ન ચાર રૂપિયે કે એટલાંયે લીધા હતા.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

હા હા હા ભારત electronic વાળા ભારતીય electronic વાળા

તો ઇમો ઇમો એ શેર માબી હું profit માં હતો.

એટલે ઇમો સુ થયું ખબર છે. કે વચ્ચે થોડા પૈસા ની જરૂર પડી કે.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

મેં તો ખુબ ઓછા પેસે market down હતું ન એ વખતે મેં ખરીદ્યા હતા. હા ન વેચ્યા તા એટલે દસેક રૂપિયા ના profit વેચ્યા હસેન. હા મીયે બસ એટલા profit માં વેચ્યા હતા. તો હાલ profit નું margin હન ઘટી જ્યું હ. સાત રૂપિયા કે એવું થઇ જ્યું હ.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

અન ફરી શેર તાર તારે લેવા જાય તો મન કેજે લ્યા મુ થોડું analysis કરી. Bunch માં જ લેવાય ભાઈ હવે શેર ભાઈ ગમે તે થઇ જાય.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

હોવ લ્યા પૈસા તો સુ થયું બર હ. એક ભાઇબંદ કેતો હતો કે હું આલૂ તુ investment કર.

અન પછી કે જે આવેં એમાંથી આપડે સાઈઠ ચાલી લઇ લહો. ના ના કે હારી જોતો પૈસા સુ કરવાનું કે ભાઈ કે. હા તો લોસ આવેતોમેં કીધું કે લોસ આવે તો મારે ભોગવવાનો profit થાય તો આપડે બે સાઈઠ ચાલીમાં. તો તો સારું કેવાય લ્યા તું તો કયો નુકસાન માં આવે જ છી. હા હું નઈ આવતો એટલે તો એને મન અલ્યા હતા. તો પછી લીધા તીયે. લીધા ન